એમના મોઢા ઉપર ફેસ માસ્ક લગાવેલું છે એક લાલ કલર ની બ્લેક કલર ની બોટલ પડી છે એક પાણીનો ફુવારો પડ્યો છે.

એ વરરાજાને રાણી બેઠી છે તેના સગા સંબંધી બેઠા છે અહીંયા એક પંડિત છે પંડિતની પાછળ એક ફૂલ છે.

એક મોટુ કાચ છે ત્રણ ગાડીઓ પડી છે એક ગાડી પર ભાઈ બેઠેલા છે.

આ એક દુકાન છે દુકાનની અંદર પોસ્ટર લાગેલા છે વ્હાઈટ કલર નું અને નીચે એક બ્લુ કલર નું પોસ્ટર લાગેલું છે બે ભાઈ ઊભા છે બંને ભાઈએ વાઈટ કલર ની ટી_શર્ટ પહેરેલી છે.

અંદર એક બોક્સ ઓપન છે અંદર એક કાચની દુકાન છે.

કુદરતી ચિત્ર છે એ ચિત્રની અંદર એક સાન્તા ક્લાસ છે.

બેંક ની ફોટુ છે બેંક ની અંદર વિવિધ ટેબલો છે.

ઝાડ દેખાય રહા છે સુકેલા.

અને આની આજુબાજુમાં પાડી દેખાય રહી છે પાડીની ઉપર ગ્રીન કલર ના ઘાંસ ઉઘેલા દેખાય રહ્યા છે.

અહીંયા એક અ મોટ્ટુ ગ્રાઉન્ડ દેખાય છે તે ગ્રાઉન્ડ ની અંદર વિવિધ બધા--

છોકરા છોકરીઓ બેઠા છે એમના આસન પડ્યા છે તે લોકા આસન કરતા હોય એવુ દેખાઈ રહ્યું છે.

એક નીચે બ્લેક કલર નુ બોય એક થેલી પડી છે ઉપર બલ્બ છે.

જોડે ત્રણ અ ચપલા દોરેલા છે.

અહીંયા દીવાલ વાઈટ ને યેલ્લો કલર ની દેખાય રહી છે --

મધ્ય લખ્યું છે આજુબાજુમાં ગમલા પડ્યા છે.

આ એક લાંબી દિવાલ છે દિવાલની અંદર વચ્ચે દરવાજા છે દરવાજાની અંદર જાળી દેખાય રહી છે.

આ એક આ એક બેડમિન્ટન જે દેખાય રહી છે બ્લુ કલર ના છાપરા છે બાજુમાં એક ટેબલ દેખાય રહી છે.

અને પાછળ એક બારી છે બારીમાં જોવા જઈ પીળા પીંક કલર નો પડદો છે.

આ એક ગા ગોડાઉન જેવુ દેખાય રહ્યુ છે ગોડાઉન મા બે ભાઇ કામ કરે છે લાકડાની મશીન દેખાય રહી છે.

આ એક જીમ લોન્ચ જેવુ દેખાય રહ્યુ છે તેની અંદર--

પાર્કિંગ માં એક ગાડી પડી છે ગાડીની પાછડ બોર્ડ છે.

આ એક નાનકડુ દુકાન જેવું કેફે જેવું દેખાય રહ્યું છે અહીંયા ઘણા બધા ખુરશી છે ફુગ્ગા છે.

આ એક જનરલ સ્ટોર છે તેમાં બ્લેક કલર ની ખુરશી છે.

આ એક દુકાન છે જે દુકાનની અંદર અલગ અલગ પોસ્ટરો છે પોસ્ટર માં બોક્સ છે એમાં અંદર બોક્સ મુકેલા છે.

એમા લાલ લીલો પીળો બધા રંગબેરંગી બોક્સો દેખાય રહ્યા છે એક ભાઈનું પોસ્ટર લાગેલું છે.

આ એક મેટ્રો મોટરરેલ નુ બોર્ડ મારેલુ છે અહિયા--